સી અને C માં પોઇન્ટર પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું પોઈન્ટર્સ
પોઈન્ટર્સ બનાવવું
અને પોઈન્ટર્સ ઉપર ઓપરેશનો કરવું
આપણે આ ઉદાહરણ મારફતે કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 ઉબુન્ટુ ઉપર જીસીસી અને g કમ્પાઈલર વી461
ચાલો પોઈન્ટર્સ ના પરિચય સાથે શરૂ કરીએ
પોઇન્ટર મેમરી માં સ્થાનોને નિર્દેશ કરે છે
પોઈન્ટર્સ મેમરી એડ્રેસ સંગ્રહ કરે છે
તે તે અડ્રેસ પર સંગ્રહ થયેલ વેલ્યુ પણ આપે છે
હવે ચાલો પોઈન્ટર્સ ઉપર ઉદાહરણ જોઈએ
નોંધ લો કે આપની ફાઈલનું નામ pointer democ છે
ચાલો હવે કોડ મારફતે જઈએ
આ આપણી હેડર ફાઈલ stdioહ તરીકે છે
આ આપણું મેઈન ફન્કશન છે
અહીં આપણી પાસે લોંગ ઈન્ટીજર નમ છે જેમાં 10 વેલ્યુ અસાઇન થઇ છે
પછી આપણે પોઈન્ટર પીટીઆર જાહેર કર્યું છે
એસ્ટરિસ્ક ચિહ્ન પોઈન્ટર જાહેર કરવા માટે વપરાય છે
આ પોઈન્ટર લોંગ ઇન્ટ ટાઇપને પોઈન્ટ કરી શકે છે
પ્રિન્ટફ સ્ટેટમેન્ટમાં એમ્પરસેન્ડ એમ્પરસેન્ડ વેરિયેબલ મેમરી અડ્રેસ પ્રાપ્ત કરવા માટે વપરાય છે
તો એમ્પરસેન્ડ નમ એ નમ નું મેમરી અડ્રેસ આપે છે
આ સ્ટેટમેન્ટ વેરિયેબલ નમ નું અડ્રેસ પ્રિન્ટ કરશે
અહીં પીટીઆર નમ નું અડ્રેસ સંગ્રહ કરે છે
000148 000145 આ સ્ટેટમેન્ટ પીટીઆર નું અડ્રેસ પ્રિન્ટ કરશે
સિઝેઓફ ફન્કશન પીટીઆર ની સાઈઝ આપશે
તે પીટીઆર ની વેલ્યુ આપશે
તે નમ નું મેમરી અડ્રેસ છે
અને અહીં એસ્ટરિસ્ક પીટીઆર અડ્રેસ ઉપર વેલ્યુ આપશે
તો એસ્ટેરિક નો ઉપયોગ મેમરી અડ્રેસ ન આપશે
તેના બદલે તે વેલ્યુ આપશે
ld એ લોંગ ઇન્ટ માટે ફોરમેટ સ્પેસીફાયર છે
હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો
તમારા કીબોર્ડ ઉપર ctrlaltt કીઝ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો જીસીસી pointers democ o પોઇન્ટ એન્ટર ડબાઓ
ટાઇપ કરો point
એન્ટર ડબાઓ
આઉટપુટ પ્રદર્શિત થયું છે
આપણે જોશું કે નમ અડ્રેસ અને પીટીઆર વેલ્યુ સમાન છે
જયારે નમ અને પીટીઆર નું મેમરી અડ્રેસ અલગ છે
પછી પોઈન્ટરની સાઈઝ 8 બાયટ્સ છે
તે ઉપરાંત પીટીઆર દ્વારા પોઈન્ટ થતી વેલ્યુ 10 છે જે નમ ને અસાઇન થઇ હતી
હવે ચાલો સમાન પ્રોગ્રામ C માં જોઈએ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ pointers democpp છે
અહીં અમુક ફેરફાર છે જેવા કે હેડર ફાઈલ આઇસોટ્રીમ તરીકે છે
પછી આપણે એસટીડી નેમસ્પેસ નો ઉપયોગ કરી રહ્યા છીએ
અને અહીં આપણી પાસે પ્રિન્ટફ ના બદલે કાઉટ ફન્કશન છે
બાકીની બધી વસ્તુ સમાન છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
ટર્મિનલ ઉપર પાછા આવો
કમ્પાઈલ કરવા માટે ટાઇપ કરો g pointers democpp o પોઇન્ટ1 એન્ટર ડબાઓ
ટાઇપ કરો point1
એન્ટર ડબાઓ
તમે જોઈ શકો છો આઉટપુટ સી પ્રોગ્રામ સમાન જ છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આપણી સ્લાઈડ્સ ઉપર પાછા આવો
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પોઈન્ટર વિષે પોઈન્ટર બનાવવું
અને પોઈન્ટર ઉપર ઓપરેશન કરવું
અસાઇનમેન્ટ તરીકે વેરિયેબલ અને પોઈન્ટર જાહેર કરવા માટે સી અને C પ્રોગ્રામ લખો
વેરિયેબલનું અડ્રેસ પોઈન્ટરમાં સંગ્રહો
અને પોઈન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરો
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર